કે corporate investigation અને ના એક અહેવાલ અનુસાર અભિનેતા રણવીરસિંહ ને બે હજાર બાવીસ ના વર્ષ માટે ભારત ની સૌથી મૂલ્યવાન celebrity તરીકે સ્થાન આપવામાં આવ્યું છે અને રણવીરસિંહે ક્રિકેટર વિરાટ કોહલી ને ભારત ની સૌથી મૂલ્યવાન celebrity તરીકે પાછળ છોડી દીધા છે અને જેને પાંચ વર્ષ સુધી ટોચ નું સ્થાન મેળવ્યું હતું મિત્રો આ ranking માં વિરાટ કોહલી સતત પાંચ વર્ષ સુધી ટોચ પર હતા હવે રણવીરસિંહ ટોપ ઉપર આવી ગયા છે અને celebrity brand valuation report બે હાજર બાવીસ beyond the Mainstream આ શીર્ષક ધરાવતા એક અહેવાલ માં રણવીરસિંહ ની brand value એકસો એક્યાસી પોઇન્ટ સાત million americi dollar છે જો મિત્રો celebrity brand valuation બે હાજર ત્રેવીસ beyond the mainstream આ શીર્ષક ધરાવતો એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો અને એમાં રણવીરસિંહ ની brand value એકસો એક્યાસી પોઇન્ટ સાત million Americi dollar છે જયારે વિરાટ કોહલી એકસો છયોતેર પોઇન્ટ નવ million americi dollar સાથે આ ranking માં બીજા સ્થાને આવી ગયો છે છે

ભારતના મૂલ્યવાન celebrity તરીકે ત્રીજા અને ચોથા ક્રમે છે તો અભિનેતા અક્ષય કુમાર ની brand value છે એકસો ટ્રેંપ્પન પોઇન્ટ છ miliion Americi dollar આલિયા ભટ્ટ ની brand value છે એકસો બે પોઇન્ટ નવ million americi dollar તો મિત્રો અક્ષય કુમાર ત્રીજા સ્થાને ચોથા ક્રમે છે આલિયા ભટ્ટ તો યાદ રાખી લીધું પ્રથમ ક્રમે રણવીરસિંહ બીજા ક્રમે વિરાટ કોહલી ત્રીજા ક્રમે અક્ષય કુમાર ચોથા ક્રમે આલિયા ભટ્ટ અને જ્યારે થી દીપિકા પદુકોણ અને brand ambesetor બની છે ત્યારથી બ્યાસી પોઇન્ટ નવ million brand value સાથે બે rank ઉપર આવીને પાંચમા સ્થાને પોચી ગઇ છે ક્રિકેટર એમ. એસ ધોની એંસી million Americi dollar થી વધુ ની brand value સાથે છઠા ક્રમે જયારે સચિન તેંડુલકર છોતેર પોઇન્ટ છ million americi dollar ની brand value સાથે આઠમા ક્રમે પ્રથ પ્રથમ વખત ટોચ ના દસ માં પ્રવેશ કર્યો છે કોને સચિન તેંડુલકરે મિત્રો આ ranking માં પ્રથમ વખત ટોપ તેન માં આવી ગયા છે અને આ અહેવાલ અનુસાર ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા એવા નીરજ ચોપરા અને

ok sir હું પૂર્વા વાત કરી રહી છું. મારુ તમારી bank માં છેલ્લા બે વર્ષથી તમારા bank ખાતું ચાલી રહ્યું છે. તો મને તમારી bank માંથી email આવ્યો છે એ વિષે મારે થોડું પૂછવું હતું. તો શું હું તમને પૂછી શકું છું sir? સર મારે Email આવ્યો હતો તમારી bank માંથી Email એવી રીતનો હતો કે મારુ ખાતું અત્યારે જે running છે એમાં default બતાવે છે તો મારે એ વિશે થોડા કારણો જાણવા હતા કેમ default બતાવે છે મે તો એવી કોઈ information નાખી નથી કે એવી રીતના transaction નથી કર્યા તો default કેવી રીતે બતાવે છે એના માટેના કારણો જાણવા હતા. આહ પૂર્વા રોહિતભાઈ પટેલ

two one zero five

નહીં sir મે તો એવું કઈ કારવેલું નથી.

આહ sir કદાચ મારા થી address માં કદાચ ભૂલ થઈ ગઈ હોય. પણ મે તો આહ મારા જે document હું જે સાથે લઈ ગઈ હતી એમાંથી જોઈને અને સાચું જ લાખિયું છે spelling mistake મારા ખ્યાલ થી મે કરી નથી.

હા sir date of birth ok છે.

ઓ sir એક society માં એક mistake છે society નું નામ તમે શું કીધું? ના sir આકાશતીર્થ society છે ગણેશ society નથી. બાકી marketing yard road અને near ગણપતિ મંદિર તે બરોબર છે

હા current address એ છે society માં mistake છે આકાશદીપ સોસાયટી છે.

હા sir એમાં કઈ mistake નથી, નંબર બરોબર છે. હા sir એ પણ બરાબર છે. email દ્વારા જ મને mail આવ્યો હતો.

અચ્છા એટલે આધાર કાર્ડમાં એવું છે.

અચ્છા તો application start mobile માંથી જ થઈ જાય છે?

અચ્છા, તો bank એ આવવાની જરૂર નહીં પડે. mobile માંથી જ application start થઈ જશે ને?

એમાં હું cheque book નો use કરું છું તો cheque book હવે પૂરી થઈ ગઈ છે તો એની માશે એની માટેની application હું online કરાવી શકું છું? અચ્છા, એમ તો હું use નથી કરતી મારે નવું કઢાવવું છે. એના માં હું cheque book નો use કરતી હતી તો એમાં cheque book પૂરી થઈ ગઈ છે.

okay હમ હું હવે બધા document ને scaning wise બધા check કરીને હવે બધી સરખી જ details add કરીશ. હમ્મ હ, એ તો હું પહેલા solve કરવી લઇશ પછી application start કરીને પછી એનો use કરીશ.

હા સર, હા.

અચ્છા, એટલે પછી bank એ આવીને લેવાનું રહેશે કે પછી post માં મળી જશે?

ઓહ, શેના કપાશે સર એ હું જાણી શકું?

ના sir, thank you કે આ માહિતી આપે મને આપી અને application ઉપર મને કહ્યું, thank you very much sir.

બોટાદ રેલવે સ્ટેશન પર અફ્ડા તફડીનો માહોલ. ભાવનગર મંડળના બોટાદ રેલવે રેલ્વે સ્ટેશન રેલ્વે સ્ટેશન ઊભેલી બોટાદ ધ્રાંગના ટ્રેન ત્રણેય ડબ્બામાં ભીષણ આગ અમ ભભૂગી ઉઠતા અફડા તપડીનો માહોલ સર્જાયો. એક પછી એક ત્રણ ડબ્બા આગની ઝપેટમાં આવી જતા એકાદ કલાકની બારે મહેનત બાદ છવ્વીસ હજાર લિટર જેટલું પાણી છાંટી આગને ઓલવવામાં આવી હતી. બોટાદ રેલવે સ્ટેશન પર ડબ્બાની ટ્રેનની ઘટનાને માહોલ સર્જાયો હોય તો ટ્રેનની વાટે રહેલા મુસાફરોનો જીવ ફફડી પડી કે બંધાતા ભાગદોડ વાંચી હતી મચી હતી રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ ફાયર સેફ્ટી ના સાધનોની સાધનોથી આગ ન હોલવાતા બોટાદ ફાયર બ્રિગેડના ત્રણ બંબા સાથે ત્રીસજવાનો પહોંચે છવ્વીસ હજાર લિટર પાણીના છંટકાવ કરી આગને કાબુમાં લેવાય. બોટાદ રેલવે સ્ટેશન ઉપર ધ બર્નિંગ ટ્રેનની ઘટના અંગે મળતી વિગતો અનુસાર બોટાદ વચ્ચે સાંજે પાંચથી પિસ્તાલીસ કલાક ડેમુ ટ્રેન દોડાવવામાં આવી હતી. આ ડેમો ટ્રેન આજે સોમવારે બપોરે ના સમયે પ્લેટફોર્મ ઉપર નંબર સાતના રેલવે ટ્રેક પર ઉભી હતી. ત્યારે બપોરના ત્રણથી પચ્ચીસ કલાક આસપાસ અચાનક જ ટ્રેનના ત્રણ કોચમાં આગ લાગી હતી. તેની જાણ થતા રેલવે સ્ટેશન પર ઉભા ઉપલબ્ધ ફાયર સેફ્ટી ના સાધનો થી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ ભીષણ સ્વરૂપ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી ગયા હતા. ડેમો ટ્રેનમાં વિકરાળ આગ લાગ્યા અંગે અંગેનો સંદેશો બોટાદ ફાયર સ્ટાફને કરવામાં આવતા ત્રણ ત્રીસ કલાકે પ્રથમ ગાડીએ બેકઅપ માટે બે નાની ગાડી સાથે ફાયર બ્રિગેડ બ્રિગેડના ત્રીસ જવાનો મારતી ગાડી રેલવે સ્ટેશન દોડી ગયા હતા. અને એકાદ. કલાક જેવી મહેનત બાદ છવ્વીસ હજાર લિટર જેટલું પાણી છાંટી ત્રણ ડબ્બા વાળી ટ્રેન બોટાદ ઢાંગરા ટ્રેનમાં લાગેલી આગની કાબુમાં લીધી. ધ બર્નિંગ ટ્રેનની ઘટનાને કઈ લોકોમાં ભય ફેલાયો હતો. જ્યારે બનાવ બની જાણ થતા જ જિલ્લા કલેકટર પોલીસ અધિકારી અધિક્ષક ફાયર ઓફિસર રેલવે રેલવેના અધિકારી સ્ટાફ તરત દોડી ગયા હતા ટ્રેન ઉપાડવાની હતી અઢી કલાક જ ડેમો ટ્રેન ભડભડ સળગી ઉઠતા વેસ્ટ રેલવે સ્ટેશન ઉપર હાજર મુસાફરો નાસભાગ મચી ગઈ હતી. આગની જાણકારી મેળવતા શિક્ષણ કરાવ્યું છે બિયારણ બોટાદ બોટાદ સ્ટેશન પર બોટાદ ટ્રેનમાં આજે સોમવારે બપોરે આગની ઘટના બનતા રેલવેના ટેકનિકલ વિભાગ સહિત અધિકારોનો

બોટાદ રેલવે સ્ટેશન પર ડેમો ટ્રેનના ત્રણ ડબ્બામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી એનું તાર્કિક અનુમાન લગાવાઇ રહ્યું છે. આ ટ્રેન પ્લેટફોર્મ નંબર સાતના ટ્રેક પર ઉભી રહી હતી. ટ્રેન ને ઉપાડવામાં હજુ બે થી અઢી કલાક જેટલો સમય બાકી હતો જેથી ટ્રેનના દરવાજા પર બારી પણ લોક કર્યા લખેલા હતા. સદનસીબે આગની દુર્ઘટનામાં કોઈ વ્યક્તિને જાનહાની કે ઈજા પહોંચી ન હતી. આ ડેમો ટ્રેન શરૂ થયા ના ત્રીજા દિવસે ભાવનગર રેલવે મંડળ દ્વારા ઉનાળા નું વેકેશન ખાસ ધ્યાનમાં રાખી પંદરમી થી દોઢ માસ માટે બોટાદ ગાંધીધામ ઉપરાંત બોટાદ ધાંગધ્રા બોટાદ સમર સ્પેશિયલ શરૂ કરવામાં આવી હતી. સમર સ્પેશિયલ ટ્રેન શરૂ થયાને હજુ માંડ બે દિવસ થયા છે ત્રીજા દિવસે ટ્રેનના ત્રણે ડબ્બામાં આગ લાગી હતી. તેના કારણે રેલવે વિભાગે ટ્રેન કેન્સલ કરવાના બદલે મુસાફરોને સહુલ્લત માટે તાત્કાલિક બીજી ડેમો ટ્રેન દોડાવી હતી. તેના દેવાડા પાસે રખડાતા ભાવનગર સોમવાર ભાવનગર શહેરના ધવાડા પાસે રખડાતા પશુને અડફેટે મહિલાનું મોત નીપજતા આરેલાટી વ્યાપી જવા માસ પામી છે. સો દિવસે પૂર્વ પૂર્વ બનેલી ઘટનામાં મહિલાનું આજે સોમવારે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે રખડતા રખડતા ઢોરના ત્રાસના પગલે લોકોના મોત થતા તંત્રની કામગીરી સવાલો ઉઠી રહ્યા છે અગાઉ પણ અકસ્માત ના બનાવ બન્યા છે. કાર્યવાહી કરતા લોકો રોજ જોવા મળે છે અગાઉ પણ અકસ્માતની હશે. શહેરના ગોગા જગત આખા હશે. ત્યારબાદ ટ્રેનમાં પાલિકાના નાની રાજસ્થાન ગામે મંજૂરી કામ આવેલા યુવાનોનું ડૂબી જતા મોત. પાલીતાણા હદ નર્મદા જિલ્લાના મૂડી ખાતે રહેતા નાની રાજસ્થળી ગામે બાપા સીતારામની મઢી આગળ બ્લોકના કારખાનામાં મજૂરી કામ કરવા આવેલા પ્રિતમભાઈ નાનજીભાઈ વસાવા નામ યુવક ગઈકાલે રવિવારે બપોરના કરિયાણું લેવા ગયો ત્યારે કેનાલના પાણીમાં હાથ પગ મોડું ધોવા જતા અચાનક લપસી જતા કેનાલમાં ડૂબી ગયો હતો. કે તે યુવાન યુવાન મોડે સુધી પર ના આવતા તેના માતા પિતાએ સહિતના લોકો પરિવાર શોધ કોડ હાથ ધરી. દરમિયાન આજે સોમવારે આજે સોમવારે સવારના સમય તળાજા તાલુકો માં પાદરી ગામની સીમામાં યુવાનની લાશ મળી આવી હતી. તેથી મૂત્ર દે મૃત દેને પીએમ માટે તળાજા હોસ્પિટલ ખસેડાયા બાદ. અંતિમ અને મૃતદેહ અને તેના વતન એ લઈ જવા મા આવ્યું હતું. વધુમાં વધુ પાણીમાં અજાણ યુવક ની લાશ તરને હોવાની જાણ થતા તેમણે વડીલોને સ્થળ પર બોલી લાવ્યા બાદમાં મૃતદેહને ભાવનગર સોમવાર ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ ભાગ ભજવી પ્લાસ્ટિકના મામલે આજે સોમવારે શહેરના જુદા જુદા વિસ્તારની દુકાન લારી ગલ્લા સહિતની તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ચૌદ point પાંચ કિલોગ્રામ જથ્થો પકડાતા ચાલીસ આસમી પાસેથી રૂપિયા ઓગણીસ હજાર બસો પચાસનો દંડ વસૂલવામાં આવ્યો હતો. મનપા યે કાર્યવાહી કરતા આસામીઓમાં કચવાટ ફેલાયો હતો. પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અટકાવ અટકાવતા મનપા આગામી

બે કેસ નોંધાયા હતા. જેમાં શિશુવિહારમાં રહેતા ચોત્રીસ વર્ષના યુવાનને સુભાષ નગરમાં રહેતા સદત્રીસ વર્ષના મહિલા નો સમાવેશ થાય છે. આજે કોરોનાના ત્રણ દર્દી,

પરિવારજનોને જણાવવું કે કોરોનાથી જાગૃત રહેવું. વૃદ્ધ મહિલા બે સંતાનોની માતા છે મહિલાનું મોત નિપજતા તેના પરિવારજનોમાં શોકની લાગણી ફરીવડી. ઉલ્લેખનીય છે કે ભાવનગર રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત છે. વારંવાર ઢોરની અડફેટે લોકો ને ઇજા થાય છે. તેમ જ કેટલાક લોકોના આ કારણે મોત પણ નિપજા છે. મનપાની કામગીરી વચ્ચે પણ હાલ શહેર મુખ્ય રોડ પર રખડતા ઢોર જોવા મળતા હતા. રખડતા ઢોરના કારણે લોકોના મોત થયા છે. છતાં મનપાના અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. અને કડક કામગીરી કરવામાં આવી નથી. તેથી લોકોમાં નારાજગી જોવામાં મળી રહી છે. આવી ઘટના ફરી ના બને તે માટે મનપા એ યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે. સ્પેશિયલ વોટરપ્રૂફ ધાબા પર તેણી પીએસઆઇ

બીપી આઈના ક્લાર્ક સમગ્ર કાંડની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટની ટીમ ઉઠાવી લીધા હતા. આ બંને શખ્સ આવતીકાલે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે. એ ડમીકાંડમાં જે વધુ બે શખ્સને ધરપકડ થઈ. તો મનુષ્ય કૌભાંડી બને શિક્ષકો અને શિક્ષણ વિભાગે સસ્પેન્ડ કરી દીધા હતા. બંને શખ્સને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે. એ મુખ્ય કૌભાંડી શિક્ષણ વિદ્યાર્થી નેતા સામે લાખો રૂપિયાની દિલનો આરોપ મુકનાર શિક્ષક પૈસાના જોડે બોર્ડના પરીક્ષા પાસ કરવા અને સરકારી નોકરી મેળવવા અપાવવા માટે છેલ્લા દસ વર્ષથી ચાલતા ડામી ઉમેદવાર પરીક્ષાનો કૌભાંડનો પડદા ફાસ્ટ થયા બાદ મુખ્ય સૂત્રધાર સહિતના કારનાળા ભાવનગર મુળા મૂળ પલ્લા તાલુકો તળાજા અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી લીધા હતા ઝડપાયેલ સ્ટેન્ડ પીએસઆઇ સંજય સીટની અલગ અલગ આઠથી દસ લીટીમાં તપાસમાં લાગી હજારો લાખો રૂપિયામાં સોદાગર ની પરીક્ષાઓને પાસ કરાવનારા કરાવવાના મહા કૌભાંડમાં સંડોવાયેલા તીસ શખ્સો વધુ પણ ભૂગર્ભમાં છે. આ કૌભાંડીઓ અને ઝડપી કાયદાનો કાયદાનો પાઠ ભણાવવા માટે ઇતિહાસમાં પ્રથમ વખત મોટી સંખ્યા અધિકારીઓને પોલીસ કર્મચારીઓ સાથે એસ આઇટીની રચના કરે છે. જેથી સીટમાં સમાવવામાં આવેલા પોલીસ જવાનું અધિકારોને પણ અલગ અલગ

જનકભાઈ આખા ગામની ચા મુકાવડાવો ને સાથે કંઈક ગરમ નાસ્તો પણ જોઈશે આજે તો એક સો એકાવન રૂપીયા ને દક્ષિણા લીધા વગર હું તમારા ઘરેથી જવાનો નથી ઉમરો વટોડીને ઓસળીમાં આવતા જ છાતીનો ઉછાળા ઠરાવી બેઠા જનકભાઈને આશ્ચર્ય થયું પણ ગોરનું માન રાખવા માટે રસોડા માંથી ડીસાના જોઈને હાથ મારી દીધી પરંતુ એની માં જરા બહાર આવજો આપના ભૂદેવ આવવા લાગ્યા હવે ગોળ ની સામે ધોઈને કહ્યું આવો બાપા.

આવી રૂપાળી અને રૂપાળી અને ગુણેલ છોકરીઓ માટે યોગ્ય વાર મળશે કે નહીં એ માટે હા બાપા અને એકાદ વર્ષથી તો હું અને એની માં ઊંઘતા છીએ છતાંય, ઊંઘીએ છીએ કોઈ છોકરાની વાત લઈને આવ્યા છો છોકરો રાજકુમાર મુંબઈ આઠ કરોડ રૂપિયાનો flat છે. ઝવેરીનો કારોબાર છે કરોડપતિ બાપનો એકનો એક વારસદાર છે તમારી દીકરી રાજ કરશે રાજ જનકભાઈ અને સોનલબેન ના હૈયામાં, દાઈ રૂપ ઊભરી આવ્યુ એટલે એમને પૂછી લીધું બાપા એ બધુ તો ઠીક છે પણ છોકરો દેખાવમાં કેવો છે અમારી પરણાવીને તો તમે જોયેલી છે. એ બધું તો ઠીક છે પણ છોકરો દેખાવમાં કેવો છે? અમારે પ્રવાની ને તો તમે જોઈ લેજો એનો એનું રૂપ ઝૂંપડીમાં સમાય એવું નહીં અને બંગલા માં ગરમાય એવું નહીં. એ ચિંતા તમે છોડી દો જનકભાઈ મેં મૂર્તિ અને જોઈ લીધો છે આપણી સીતાની જેવી પડખે રામને શોભી ઉથસે રાજા દાસરથની જેવો સસરો,

પુરી શ્રદ્ધા હતી તો પણ એકવીસમી સદીમાં કોણ છોકરા ને જોયા વગર કાળજાનો કટકો ફેંકી દેતો હશે મુલાકાત ગોઠવાઈ ગઈ પરણવીને લઈને મમ્મી પપ્પા મુંબઈ જઈ આવ્યા ઘર જોઈને ચકરાઈ ગયા વર જોઈને હરખાઈ ગયા છે લાભુ મહારાજ એ જેટલા વખાણ કર્યા હતા એ બધા ઓછા લાગ્યા, છોકરા વાડા પણ પરણવીને જોઈને પાણી પાણી થઈ ગયા આવી રૂપાળી વહુ જો ઘરમાં હરખી ફરતી હોય તો ગરીબીની ઝૂંપડી પણ જ્વેલરીના showroom જેવી જગમગી ઉઠે. જનકભાઈ અને સોનલબેન ભાષામાં ગોળ પાપડી લઈને ગયા હતા મુંબઈથી ગોળધાણા ખાઈને ટકોર કરી લીધી

પણ આટલી ઉતાવળ નું કારણ જાણી શકું કારણ છે તો જ ઉતાવળ કરીએ ને વાત જાણે એવી છે કે મારી બાપ પંચોતેર વર્ષના થયા છે બે ત્રણ heart attack, ના જતાં જતાં બચી ગયા છે એમની એક માત્ર અબડકતાં તમારા દીકરાના લગ્ન જોઈને જવાની છે એમ જ કહે હા પણ માત્ર એટલા જ, અટકે તો મારા બા એના તો મારા દીકરાને દીકરાને રમાડીને પછી જવું છે. હવે જો મારો દીકરો પથિક વહેલો પરાણે તોજ વહેલો બાપ બને ને માટે હું ઉતાવડ કરું છું. ભાવિ સસરાની વાત સાંભડીને પરણાવી સરમની મરી લાલ થઈ ગઈ ગુલાબી ન થઈ તો એ એમને એમ પણ હતી. ઉઘડતો ચોઘડીએ લગ્નો ગોઠવાઈ ગયા પરણવી મુંબઈ આવી ગઈ મધુમાસ ના મધુર દિવસો અને મધુર જન્મી મજાઓ એકબીજા માં ભડી ગઈ દાદીમાં, પાપીને પ્રસિકસન પ્રસિક્સને પથારીમાં પડખા ફેરવી રહ્યા હતા પોતાની વહુને એટલે કે રારણવીને સાસુને ખાનગીમાં પૂછી લીધુ નવી વહુને કઇ છે? ના બા પરણી ને હજુ પાંચ દિવસ પહેલાજ થઈ ગઈ છે એને કહે કે હવે કઈક કરો મારો જીવ એના પુખની આજુબાજુમાં, ચકરડી ભમરડી કરે છે બા આ તો નવી પેઢીની બહુ છે એને કંઈ કહેવાય નહીં એ લોકો તો લગ્ન કર્યા પછી બે ત્રણ વર્ષ ફરવા ફરવા કાઢી નાખે હાઈ હાઈ. બે ત્રણ વર્ષ એટલામાં તો હું મરીને બીજે ક્યાંય જન્મી એ ગઈ રહીશ તું એને સમજાવ નહીં તો મારે જ કંઈક કરવું પડશે બીજા પાંચ છ મહિના પસાર થઈ ગયા. દાદીમાં ખાટલામાં પડ્યા પડ્યા વહુના હલન ચલનનું જીણી નજરે અવલોકન કરીએ જતા હતા પરાણીની તો

રાખીએ નહીંતર કાચો મંડવાડ થઈ જાય પરણવીને સમજ ના પડી કે કા તો મંડળ એટલે શું? અને તારા દિવસો એટલે શું કોણ? દાદીમાની નજર પોતાના પેટ તરફ સોનોગ્રાફીના મશીનની જેમ ટકાયેલી હતી એટલે જોઈને એ બધું સમજી ગઈ હસી પડી અરે બા, તમે ધારો છો એવું કશું જ નથી દાદીમાએ ફુલટોસ ને થવામાં જ ફટકારી લીધો નથી તો કર હવે ચીબાવલી. હું પોતાનુ મો જોવા માટે સકી રહું મે તને દાદી માંએ તને મહિનાઓથી ભેગો થયો કચવાટ.

દાદીમાને દીકરાનું મો જોવાની ઉતાવડ આવી છે. પથિક નફ્ફટ બની ને પૂછી રહ્યો ઉતાવડ દાદી માં ને આવી છે કે તને? એ. પરણાવીને જકડી લીધી કામનાઓનો સમંદર ગુગવી ઉઠ્યો પછી, મેઘ બનીને પત્ની પર વરસ રહીએ પત્ની ખડાયેલા ખેતરની જેમ આ વરસાદની જીલતી રહી એ આખો મહિનો ગુડ ચોમાસુ બનીને બેવ ને ભીંજવતો રહ્યો. હવે આસાની અપેક્ષા હતી કે પરિણામ ની પ્રતીક્ષા હતી મહિનાના અંતે સ્વયં ખંડમાં અપાયેલી પરીક્ષાનું રિઝલ્ટ બહાર પડ્યું.

પરણાવીને પચાસ ટકા સાંતા મડી પણ દાદીમા ને પચાસ ટકા ની અ શાંતિ ચાલુજ હતી ત્રણ મહિના આવીજ રીતે કાયલમાં પસાર થઈ ગયા હવે દાદી માં ની,

ખાનદાન ને વારસદાર મળે એના માટે તારી સાથે પરણાવ્યો છે લાંબો કેરી આંબો કેરી આપે બાકી એનામાં ને લીમડામાં કરતો ફરક નહીં ચોથા મહિને કંટાળીને પછી પરણાવી ડોક્ટર પાસે ગયા. ડોક્ટર એ સલાહ આપી સૌ પ્રથમ અમે husband નો serum test કરવી એ છીએ. અને સારો હોય તો જ wife નો report કરાવીએ છીએ. report પથિક એ લેબમાં જઈ સેમ્પલ આપ્યું. રિપોર્ટ આવ્યો પતિ પત્ની બંને ચક્કર આવી ગયા શુક્રાણુઓએ હતા તો ખરા પણ આવા સક્ષમતા કરતા અને તરત જ મરી જતા હતા તો ખરા પણ આવા શકતા કરતાં કરતાં ઘણા અલ્પ હતા અને તરત જ મરી જતા હતા ડોક્ટરે દવા લખી આપી આ શરૂ કરી દો પણ હું સો ટકા પરિણામ આવશે gurrenty નથી આપતો.

જી નમસ્કાર, હું આપનું નામ જાણી શકું છું?

આપને ક્યારથી પ્રોબ્લેમ આવે છે?

તમે ફોનમાં કોઈ મેન્યુઅલી નેટ સેટિંગ્સ ચેન્જ કર્યા છે કે તમારો handset નવો હોય? મેડમ, તમે તમારા ફોનની મેઇન મેનૂ સેટિંગ. જી મેડમ તમે તમે તમારા ફોનની મેઇન મેનૂ સેટિંગમાં જશો ને, તો એમાં મોબાઇલ નેટવર્ક કરીને એક ઓપ્શન આવશે.